ઝાડનું ઝુપડી જેવુ બનાવેલુ છે લાલ કલર ની ગાડી છે ત્યાં પાછળ એક ઘર જેવુ લાગે છે અને બે ગાડીઓ પણ પાર્ક કરેલી છે ગાડીનુ પાર્કિંગ છે રોડ ઉપર--

આ ખુરશીઓ પણ પડી છે અને સામે ગાડીઓ પણ પડી છે મોટી મોટી.

આ બધા જીમ કરે છે જીમ માં મોટું સારું એક ક્રીમ કલર ની જાળી છે એક બાજુ કેસરી કલર નું--

કેટલાક પગથીયા દેખાય છે કેટલાક ઝાડ છે અ કઇ લીમડાના ઝાડ છે કઇ નારિયેળીના ઝાડ છે અમુક અમુક જુદા જુદા ઝાડ છે.

આ એક પેટ્રોલ પંપ છે હિન્દુસ્તાન પેટ્રોલ પંપ છે અને ત્યાં બે બાઇક પડી છે ત્રણ ખુરસી પડી છે એ સામે લાઇટ ચાલુ છે ત્યા પેટ્રોલ --

આ વોટરપાર્ક છે વોટરપાર્ક ની અંદર કેટલાક માણસો--

કેમ એ તેમા અમુક આચારની બોટલો છે ચોકલેટ ના પેકેટ છે બિસ્કિટ ના પેકેટ છે અમૂલ અ અને--

તે એક ભાઈ છે તે પથ્થરને હાથ અડાડી ને ઊભા છે નીચે મોટા મોટા પથ્થર છે અને જાણે આ ડુંગર જેવું લાગે છે.

મંદિર છે અને તેની પાછળ અ ફૂલોના ગરબા હોય.

અને એક ભાઈ કંઈક કરી રહ્યા છે સળીયાથી ને એક સામે બાઇક છે ત્યાં.

અને નું ચિત્ર બતાઇલુ છે અને ફુગ્ગા ફુગ્ગાથી સણગારેલું છે આખું અને ગ્રીન કલર નું એનું ઉપરનું સીલીંગ છે.

આ મશીન માં એક લાકડાની પેટી પણ બનાવેલી છે મોટી બધી.

પર બીજો માડ છે ત્યાં પણ કેટલાક મશીનો પડ્યા છે અહિયા સાઇડ મા પણ મશીનો છે એક પંખો પડ્યો છે એક મશીન ઉપર ચાદર અ ઓઢા--

આ ચિત્રમાં એવું છે કે એક ગાર્ડન છે ગાર્ડન ની અંદર એક--

એ બોર્ડ ઉપર બ્લુ કલર નુ બોર્ડ છે એના પર લખેલુ છે સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા અને નીચે--

અને એક ભાઈ લાલ ટીશર્ટ વાળા જઇ રહ્યા છે અહિયા ફોર વ્હીલ ગાડીઓ ત્રણ-ચાર પડી છે આ બાજુ --

અને અહીંયા એક સાઇડ મા રિક્ષા પણ પડી છે અને આ રિ આ એક રિક્ષા છે એક ભાઈ રીપેર કરી રહ્યા છે અને બાજુમાં એક ભાઈ ઊભા છે તે જોઈ રહ્યા છે.

અને એનો ઉપરનો કલર રેડ છે અને પાછળ એક ભાઈ ઊભા છે અંદર પીડા કલર નુ છે અ સીટ પણ ગ્રીન કલર ની છે.